આ સાઇડ બહુ બધા ઝાડવા લાગેલા છે બંનેઉ બાજુ બહુ બધા ઝાડવા છે.

લીલા પરદા લાગેલા છે બિલ્ડીંગ મા બિલ્ડીંગ ની ઉપર પણ કઈક સ્ટાર જેવુ--

ગાર્ડન જેવું છે આ બાજુ ચાલવાની ઘણી મોટી જગ્યા છે બેસવાની ખુરશીઓ છે.

પ્રોફેશન્સ નો બોર્ડ પણ લાગેલું છે અહીંયા ગાડી અને બાઈક પણ--

અહીંયા એક લગ્નની વાડી છે જેને લગતું ડેકોરેટ કરેલું છે પછી બાઈક એકટીવા ને બધું પડેલું છે બે બિલ્ડિંગ છે.

અહીંયા એક ઢાબા જેવું છે ત્યાં બે ત્રણ ખાટલા છે ગ્લાસ છે ટેબલ છે એન્ટ્રસ છે.

સીટ દેખાય રહી છે પાછળ બિલ્ડીંગ દેખાય રહી છે.

બે ખુરસીઓ લાગેલી છે એની આજુબાજુમાં બીજી બે ખુરસીઓ લાગેલી છે.

પાંદડા ઉગેલા છે એક ઝાડવો છે.

આ પેટ્રોલ પંપ છે જ્યાં એક રિક્ષા માં પેટ્રોલ ભરાવામાં આવી રહ્યું છે.

અહીંયા બે ભાઇઓ અને એક રિક્ષા માં બેઠેલો એક છોકરો દેખાય રહ્યો છે.

આ એક મેડિકલ કોલેજ ગાંધીનગરનો ફોટો છે જેમાં બે બિલ્ડીંગો છે.